જાવામાં નોન સ્ટેટિક બ્લોક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું નોન સ્ટેટિક બ્લોક વિષે નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે
નોન સ્ટેટિક બ્લોક નું સરળ ઉદાહરણ અને આપણને કન્સ્ટ્રકટર્સની જરૂર શા માટે પડે છે
અહીં આપણે ઉબુન્ટુઆવૃત્તિ 1110 જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ જેડીકે 16 અને એક્લીપ્સ આઇડીઇ 370 નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું
જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ httpwwwspoken tutorialઓર્ગ હવે આપણે નોન સ્ટેટિક બ્લોક શું છે તે જોઈશું
બે કર્લી કૌંસ વચ્ચે લખાયેલ કોઈ પણ કોડ નોન સ્ટેટિક બ્લોક છે
આપણે સીન્ટેક્ષ અહીં જોઈ શકીએ છીએ નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે
નોન સ્ટેટિક બ્લોક બનાવવામાં આવેલ દરેક ઓબ્જેક્ટ માટે એક્ઝીક્યુટ કરવામાં આવે છે
તે કન્સ્ટ્રક્ટર ના એક્ઝીક્યુશન પહેલા એક્ઝીક્યુટ થાય છે
તે ક્લાસના ઇન્સટન્સ મેમ્બર વેરિયેબલને ઈનીશ્યલાઈઝ કરી શકે છે
ગણતરી જેવી અન્ય કોઇ એક્ઝીક્યુશન પણ બ્લોક માં આપી શકાય છે
હવે એક્લિપ્સ પર જઈએ અને નોન સ્ટેટિક બ્લોક નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ
મેં એક્લિપ્સ માં પહેલેથી જ નોનસ્ટેટિકટેસ્ટ નામનો ક્લાસ ખોલ્યો છે
મેં એ નામનો ક્લાસ પણ બનાવ્યો છે
હવે એ ક્લાસમાં હું પ્રથમ ઇન્ટ ટાઇપનું એક વેરિયેબલ બનાવીશ
તો ટાઇપ કરો ઇન્ટ એ અર્ધવિરામ અને Enter ડબાઓ
કર્લી કૌંસ અંદર ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર નોન સ્ટેટિક બ્લોક ઓએફ એએન ઇન્સ્ટેન્સ ઓએફ ક્લાસ એ અર્ધવિરામ
પછી ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર થે વેલ્યુ ઓએફ એ ઇસ પ્લસ એ અર્ધવિરામ
હવે આપણે કન્સ્ટ્રક્ટર જાહેર કરીશું
તો ટાઇપ કરો પબ્લિક એ ખૂલેલ અને બંધ કૌસ કર્લી કૌસ ખોલો અને Enter ડબાઓ
પછી ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર કન્સ્ટ્રક્ટિંગ ઓબ્જેક્ટ ઓએફ ટાઇપ એ અર્ધવિરામ
પછી ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર થે વેલ્યુ ઓએફ એ ઇસ પ્લસ એ અર્ધવિરામ
હવે ફાઈલ સંગ્રહો
એક્લીપ્સમાં નોનસ્ટેટિકટેસ્ટ ક્લાસ અંદર ચાલો ક્લાસ એ નો ઓબ્જેક્ટ બનાવીએ
તો ટાઇપ કરો એ સ્પેસ એ1 ઇકવલ ટુ ન્યૂ સ્પેસ એ ખૂલેલ અને બંધ કૌસ અર્ધવિરામ
આગામી લાઇનમાં આપણે ક્લાસ એ માટે વધુ એક ઓબ્જેક્ટ બનાવીશું
તો ટાઇપ કરો એ સ્પેસ એ2 ઇકવલ ટુ ન્યૂ સ્પેસ એ ખૂલેલ અને બંધ કૌસ અર્ધવિરામ
હવે ફાઈલ સંગ્રહ અને રન કરો
તો Ctrl અને Ctrl કીઝ ડબાઓ
આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે
આપણે જોઈ શકીએ છીએ જયારે પ્રથમ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે
ક્લાસ એ ના ઇન્સટન્સ ના નોન સ્ટેટિક બ્લોક અને ઇન્સટન્સ વેરિયેબલ એ 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે
માત્ર તે પછીકન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થશે
એ ટાઇપ સાથે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે
અને અહીં ઇન્સટન્સ વેરિયેબલ ફરીથી 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે
પછી ફરીથી જયારે બીજો ઓબ્જેક્ટ બને છે ત્યારે નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે
આ પ્રક્રિયા પુનરાવર્તન થાય છે
એક ક્લાસમાં બહુવિધ નોન સ્ટેટિક બ્લોકસ હોય શકે છે
આ કિસ્સામાં તેઓ ક્લાસમાં દેખાય છે તે ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે
આપણે તે હવે પ્રયાસ કરી શકીએ છીએ
ક્લાસ એ માં પ્રથમ બ્લોક પછી એક વધુ બ્લોક ઉમેરો
તો ફરીથી કર્લી કૌંસ અંદર ટાઇપ કરો
સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર સેકન્ડ નોન સ્ટેટિક બ્લોક ઓએફ એએન ઇન્સ્ટેન્સ ઓએફ ક્લાસ એ અર્ધવિરામ
પછી ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર થે વેલ્યુ ઓએફ એ ઇસ પ્લસ એ અર્ધવિરામ
હવે આ ફાઈલ સંગ્રહ કરો Ctrl એસ કે એક સાથે ડબાઓ અને પછી પ્રોગ્રામ રન કરવા માટે Ctrl ફ11 કીઝ ડબાઓ
આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે
આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બ્લોક એક્ઝીક્યુટ થયા બાદ બીજો બ્લોક એક્ઝીક્યુટ થાય છે
તે પછી જ કન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થાય છે
હવે તમને લાગશે કે કન્સ્ટ્રકટર્સ ની જરૂર શા માટે છે
જવાબ છે કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ની આપણને જરૂર નથી
પરંતુનોન સ્ટેટિક બ્લોક પેરામીટરાઇઝ્ડ ન હોઈ શકે
બહારથી વેલ્યુ લેતા ઓબ્જેક્ટો ન હોય શકે
તેથી નોન સ્ટેટિક બ્લોક એ કન્સ્ટ્રક્ટર માટે અવેજી નથી
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા નોન સ્ટેટિક બ્લોક વિષે અને તેને કેવી રીતે વાપરવું સ્વયં આકારણી માટે બી નામનો એક ક્લાસ બનાવો
ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે નોન સ્ટેટિક બ્લોક અને કન્સ્ટ્રક્ટર બનાવો
પહેલેથી બનેલ ક્લાસ નોનસ્ટેટિકટેસ્ટ અંદર ક્લાસ બી નો ઓબ્જેક્ટ બનાવો
આઉટપુટ જુઓ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
જોડાવા બદ્દલ આભાર